આ ફોટા માં એક મસ્જિદ નું પ્રવેશ દ્વાર દેખાય છે દરવાજા પર લાંબી અ અરબી ભાષામાં લખાણ જોવા મળે છે અંદર પ્રકાશ માટે લાઈટ લગાવવામાં આવી છે.

કુઓ પણ દેખાય છે આજુબાજુમાં થોડું ઝાડ અને લીલોતરી પણ જોવા મળે છે.

અહિંયા સાડી કોટ પેન્ટ પરદે-પરદા અને ચાદર ધોઈને પ્રેસ કરી આપવામાં આવે છે.

આ ફોટા માં એક ખુલી જગ્યા જેવું દ્રશ્ય દેખાય છે અહીં મોટી સંખ્યામાં લાકડાના ગાંઠા રાખેલા જોવા મળે છે.

આ ફોટા માં શ્રી ભગવતી ગાર્ડરન રેસ્ટોરન્ટ નુ મોટુ બોર્ડ દેખાઈ રહયું છે.

એમાં ગ્રાહકોએ આપેલી સાડીઓ કે પોતે તેમના કોઈ પણ કપડા તેમને લોન્ડ્રી માં આપેલા હોય તે દેખાઈ રહ્યા છે તેમાં ડ્રેસીસ છે સાડીઓ છે.

જેમાં ચિકન ની આઈટમ મળશે જેમ કે ચિકન રસાવાળું ચિકન ફ્રાય ઈંડા પુલાવ તવા ચિકન ઈંડા કરી અને આમલેટ.

દારૂની દુકાનનો કાઉન્ટર દેખાય છે ભીંત પર મોટી સેલ્ફ બનાવેલી છે જેમાં વિવિધ બ્રાન્ડ ની દારૂની બોટલો ગોઠવેલી છે.

ઉપરથી લઈને નીચે સુધી વિવિધ સાઈઝ રંગ પેકેજીંગ બોટલો સીસથી ગોઠવવામાં આવી છે.

ફોટા માં એક ખુલ્લી ગઝીબો દેખાઈ રહ્યો છે જે હરિયાળીથી ઘેરાયેલો છે.

આ ગજીબો અં ઓકટેન્ટ આકારમાં છે. અને મજબૂત થાંભલા ઉપર ટકાયેલું છે.

શેલ્ફ પર કેટ ફૂડ અને ડોગ ફૂડ ના પેકેટ્સ ગોઠવાયેલા છે.

આ ફોટા માં એક સુંદર આંગણું દેખાય છે અહીં ઘણી હરિયાળી સાથે વૃક્ષો અને છોડ જોવા મળે છે.

બાજુએ મજબૂત ગેટ લગાવામાં આવ્યો છે અને બાજુમાં લીલા-છમ છોડ અને ઝાડીઓ દેખાય છે.